પોષણ મળે છે પૂરતું પણ ઘરમાં બનેલા આલુ પરોઠા ખાવા જોઈએ બહારથી પરોઠા ખાવ--

આ સૌરાષ્ટ્ર રેસ્ટોરન્ટ છે એમા કાઠિયાવાડી ભોજન મળે છે કાઠિયાવાડી ભોજન મને બો ભાવે છે.

પણ જેમ બને એમ આપણે ઓછું પેટ્રોલ વાપરવું જોઈએ પેટ્રોલ નું જેમ બને એમ જરૂર હોય તો જ વાહનનો ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલ ની બચત કરવી જોઈએ.

પક્ષીઓ ચણતા હોય અ સવારનુ દ્રશ્ય જોવાની બો મજા આવે અને બો આનંદ આવે.

આ શાળાનો ઇન્સ્પેકશન ડે નું ચિત્ર લાગે છે વર્ગખંડ સરસ રીતે શણગારેલો છે ઇન્સ્પેકશન ના દિવસે બાળકો બોજ ઉત્સવ છે વર્ગખંડ શણગારવાનો.

પહેલાના જમાનામાં તો લોકો બગીચામાં બઉ ફરવા જતાતા અને હિંચકા ખાતાતા લપસરી ખા લપસરીમા મજા કરતાતા.

જીમ પણ એ બોવ અગત્યની વસ્તુ છે કસરત કરવા માટે જીમ બોવ અગત્યની જગ્યા છે.

બોજ મજા આવે છે અ બો ગરમીમાં બૌજ રાહત મળે છે હિલ સ્ટેશન આપડા દેશ માં બૌજ મહત્વ છે.

ભલે ધીમા હોઇ એનુ ચિંતા ની પણ ધીરજ રાખવી અને આગળ વધવુ તો સસલા એ પ તમે રઇ શકો.

બેનપણીઓ બધા ભેગા થાય શિક્ષકો ભેગા થાય શિક્ષકોનો આભાર માને કે તમારા લીધે અમે આટલા જીવનમાં આગળ આયા ને વિધાઈ સમારંભ--

બોજ જરૂરી છે હોસ્પિટલ બો અગત્ય પર આરોગ્ય બોજ અગત્યની સેવા છે ને હોસ્પિટલો એ માટે બોજ સારું કામ કરે છે અમુક હોસ્પિટલો વેપારી બની ગઈ છે.

દર્દીઓને ઉઘાડે ચોક લૂંટ કરે છે બૌ ખોટું છે હોસ્પિટલો માનવ ધર્મ અપનાવીને વ્યાજબી ખર્ચે --

યોગ્ય રીતે દર્દીઓને સારવાર આપવી જોઈએ કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવી જોઈએ નઈ.

આ એક શાળા ના મેદાન નું ચિત્ર છે શાળામાં રમતગમતનું મેદાન હોવું જ જોઈએ ને રમતગમતનું મેદાન જેટલું મોટું એટલું સારું.

બ બ કોઈની વરસગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય તો કેક કાપવામાં આવે છે.

લોકો જે ધર્મના ભેદભાવના જેટલુ આપડે મંદિર એમા તો આપે છે એટલુજ મસ્જિદને આપવુ જોઈએ.

જહાજમાં સમય પુષ્કળ થાય છે પણ ભારે માલ સામાન તમારે વિદેશમાં લઇ જવો હોય તો જહાજનો જ ઉપયોગ કરવો જોઈએ.

લોન આપતી એક બહુ મોટી કંપની છે બજાજ ફાઇનેન્સ માંથી અ--

આપડી જેટલી તંદુરુસ્તી શરીરની તંદુરુસ્તી સારી હોય એટલું જ આપડે વધારે સારું કામ કરી શકીયે વાધરે સારી રીતે રય શકીયે.

આ એક ઘરનું ચિત્ર છે ઘર જીવન માટે સૌથી છે માણસનું પોતાનું ઘર હોય તો માણસ આનંદથી રહી શકે છે કોઈપણ જાતની તકલીફ પડતી નથી.

દરેક માણસે ભલે ભાડાના ઘરમાં રેહતો તો પણ એને આનંદથી રેહવુ જોઈએ ને ઘરને સાચવવુ જોઈએ ઘરમા છોખ્ખાઈ રાખવી જોઈએ.

શુભ પ્રસંગે અ લગ્ન પ્રસંગે વર કન્યા એક બીજાને હાર પહેરાવે છે એ રીતે મૃત્યું પ્રસંગે પણ મૃત્યુ મ-મૃત આવે છે.